ફરાળી વાનગીઓ ખાવાની હોય છે તો બંને બંને ફરાર કરતાં પહેલાં શ્રીકૃષ્ણની ભગવાનની કથા વાર્તા સાંભળવાની હોય છે રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું હોય છે અને એ ભાઈ બહેન ના ઘરે અથવા તો મંદિરના ભોજ થઈને રાત્રે ભજન ગાય છે મોડે બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે સ્નાન કરીને તેના તેના દર્શન કરે છે દર્શન કર્યા બાદ પંચાજીનો પ્રસ પંચાજીનો પ્રસાદ લઈને ઘરે લઈ ઘરે લઈને ઈખરાય છે બીજા દિવસે સવારમાં વહેલા ઉઠી સ્નાન કરે છે અને મંદિરમાં જઈને દર્શન કરે છે પારણાના દર્શન કરે છે દર્શન કરીને ઘરે આવ્યા બાદ ઉપવાસ તોડે છે ભીષ્મ પિતામહ વાસુદેવ અને માતા દેવકી કૃષ્ણ ભગવાનનો જન્મ કારાવાસમાં થાય છે અને એને મામા કંસ દેવકી ના બધા બાળકોને મારી નાખે છે કારણ કે કંસનું મોત તેના ભાણેજ હાથે લખેલુ છે પરંતુ ગમે તે રીતે વાસુદેવ કૃષ્ણ ને બચાવી લે છે જશોદા ઘરે કૃષ્ણ કૃષ્ણને છાનામાના મૂકી આવે છે અને જશોદા ત્યા જન્મેલી બાળકીને લાવી કૃષ્ણની જગ્યાએ મૂકી દે છે આ બાળકીને કંસ મારી નાખે છે આ કથા સૌને જાણી જાણીતી છે અને આ વ્રત સૌથી વહેલી યુધિષ્ઠિર રાજાએ કર્યું હતું અને એમને પાછળ નડે છે જય કૃષ્ણ ભગવાન સાંભળ્યો એ બદલ આભાર

પ્રશ્નકર્તા દાદા હજુય આમ સારા કપડાનો શોખ ખરો દાદાશ્રી ના અત્યારે શોખ નહીં પ્રશ્નકર્તા શોખ નહીં પણ સારું હોય તો ગમે દાદા શ્રી હા ગમે તે પણ બહુ નહીં એવું.

માથું ઉડતા હતા ને તે વખતે કહેલું કે દાદા તેમની જુવાની વયમાં બહુ શોખીન હશે હું અત્યારે કહી દઉં છું દાદા શ્રી કહે હા શોખ વધારે હતો. પ્રશ્નકર્તા એણે તરત make out નુંપર નું માન કરી નાખ્યું બરોબર છે પણ ત્યાં પ્રશ્ન કરતા તે જોઈને કહ્યું કે દાદો દાદા ખાલી જગ્યા દાદાશ્રીના શોખ હતો શોખનો આ માર બધો તે આ ઉપાધિ જેથી થયેલી ને પછી ચિંતા વધેલી કે નો વધેલી જ હોય ને વળી હજુએ કપડાં સારા પણ ઉંદર ઉદયમાં આવેલા છે. પ્રશ્નકર્તા અત્યારે તમે બધા માયા સારામાં સારા કપડાને બુટ પહેરો છો ને સારામાં સારા રૂપાળા થઈને ફરો છો દાદાશ્રી કપડા તો તે દાડે સારા પહેરતો હતો અત્યારે તો એવા કપડાં પહેરતો નથી અત્યારે તો જે હોય છે તે સારું છે કપડા તો તે દાડે પહેરતો હતો કે બીજું ખાવાનું ઓછું હતું. હશે તો ચાલશે શ્રીખંડ નહીં હોય તો ચાલશે પણ કપડું સારું જોશે એટલે પ્રકૃતિ એવી અત્યારે તો કપડા કેવા પહેરું છું અત્યારે તો કોટનનું કપડું કોટનનું કપડું બીજા લઈ આવે તે હું પહેરું પહેલા તો હું કોર્ટનું કપડું જાતે જ લેવા જતો જાઓ બીજો આવ્યો હોય તેને તો પાછો કાઢી મેલુ મૂરખ તને શું લેતા આવડે આ શું લાવ્યું તું અત્યારે તો બધા મને લાવીને આપે એ પહેરું છું ધોતિયા હું લાવીને આપે એ પહેરું છું એ તે બધું અને એવું મજામાં કરતું કે નહીં મનમાં એ સંબંધથી ઉપાધિએ નથી હવે કશુંય લેતા લેવા જતું નથી ઘેર બેઠા આવે આ બધા લઈ આવે નીરૂબેન લઈ આવે બીજા લઈ આવે શણગાર તો કે રોજ પડશે ને છૂટકો થાય જ નહીં ને અને જે વેશ ધારણ થયું હતું. તે વિશે બદલાય નહીં તે દાડે કોર્ટ ટોપી પહેર્યા પહેર્યા અને અત્યારે પેરણ તો એવી ને ફરું એ કહે એ કહી ચાલે નહીં જાણે કોર્ટ પહેર્યો હતો કોટ જ પહેરવાનો બાકી આ તોફાન અમને પસંદ હોતું હશે આ તો અહીં આવી પડેલો માલ છૂટકો જ નહીં ના છૂટકે પહેરું પડે કપડાં તો જેવા ઉદયમાં આવે તેવા પહેરી કોઈ કહેશે કે આવું નહીં પહેરવાનું તમારે આવું પહેરવાનું તો એવું પહેરીએ અમે લીલા રંગનું ધોતિયું આવે કે કોક એવું પહેરીએ પહેરીને અમે તો એવું કંઈ નહીં.

દાદાશ્રી એ તો આવે છે એ જ પહેરેલું શું હું તો જરા ફેરામાંથી જરાક ખસ કપાયેલું હોય ત્યારે એમને કહું કે રહેવા દો ને

થોડા થોડા વખત ત્યારે કહે ના કાઢી નાખવાનું અમે પહેલાં સંસારી વેશમાં તો રહેવા દેતા હતા થોડું ઘણું ઘસાયેલું હોય ને તો રહેવા દઈએ અંબાલાલ ભાઈ ના હજુ કોટેશ્વર કાપડના પરમાણુઓ અડસઠ માં પ્રશ્ન કરતા જે જોયેલા ને એના બદલી અત્યારે કપડાની બાબતમાં તમારું આમ બહુ ઢીલું થઈ ગયેલું છે દાદાશ્રી કપડાનું રહ્યું જ નહીં ને હવે રહ્યું નહીં. પ્રશ્ન કરતા હવે કશું તે વખતે કંઈક હતું થોડું ઘણું હવે બિલકુલ ખલાસ થઈ ગયું છે અડસઠ માં તો કપડાનું બહુ રહેલું અત્યારે તો કપડાનું આ ખાવાનું પીવાનું કશું રહ્યું નથી. જતું રહ્યું બધું ઓગળતું જાય છે દાડે દાડે પ્રશ્ન કરતા છેલ્લા ત્રણ ચાર વર્ષમાં બધું વસ્તુ થઈ ગયું દાદાશ્રી કહે બધું વસ્તુ થઈ ગયું અને આ ચાર ખોરાકનું ઉડી ગયું. બધું લઈ તો જોવો ઘીબીને બધું તોફાન બુફાન આ જોવો તો એ ઉડાડી મેલ્યું હળહડાટમાં મને ગમ્યું એ ફરીથી નહિ બેસવા દઉં હવે ઘી ઘીને મને તો એમ જ લાગતું હતું ઘી વગર તો મારે મારાથી જીવાશે નહીં ઘેર પહેલો પાણી ધણી કહે કે મારે બૈરી વગર જીવાશે નહીં એમ આ પાત્રમાં પડી રહે પડી રહે બે મહિના તો એ એની મેળે જીવાય કે ના જીવાય એવી રીતે આઘી ખાધા વગર બે મહિના કાઢ્યા કે જીવાય કે ના જીવાય એવું આપણને આ હિંમત આવી જાય હવે સંજોગ એવા છે અમે આ ઘીનું લફરું બહુ રસ તે ઉડાડી આપ્યું આને એવું ઉડાડી આપ્યું અને હવે એવી ખાતરી થઈ ગઈ કે હવે ઘી ની જરૂર જ નથી એટલે એ વગર જીવાશે હવે વધારે પડતું ઘી મારી નાખે એમ બાહે ઘી ક આપી દીધેલું ખૂબ ઘી તે દૂધને આ તેમ ખવડાવ ખવડાવ કર્યું. કપડું બપડું તો જેવું જ હતું રહ્યું હવે કસી ઉપાધિ નહીં રહે કપડા બપડા ની કસી ઉપાદી નહીં તોય હજુ ઘોડો બસ કી કાપડ સાંભળે પછી મનમાં એમ થાય કે લાવ આ પહેરીએ પહેલા કપડાં ગરમ લાગે છે ઉલ્ટા બોજા રૂપ લાગે છતાંય પહેરી નાટક રૂપે. આમને હવે બધુંયે બુજા રૂપ લાગે પ્રશ્ન કરતા એ એટલે અમને એનું આકર્ષણ નથી ને અમને નું આકર્ષણ જોઈએ દાદાશ્રી કોટ ના પહેર્યો પડે એ સારું એવું અમને લાગે છતાય નીરૂબેન કહે ના દાદા કોટ તો પહેરવો પડે એટલે પહેરીએ અમે નાટકનો ખેલ બધો પહેરીએ કે કહે આ તમારી પાસે નથી અમારી વળી શું કરવું છે અમારે તો બધું અમારે તો બંડી એટલી પહેરીએ એ હોય તો ચાલે શિયાળાનો દાડો ના હોય તો

તર છોડ નથી ને ના પ્રશ્ન કરતા દાદા તરછોડ નહીં એ બોજા લાગે કે આ બુજારૂપ પણ ના હોય તો સારું જ્યારે આ બોજાતી મુક્ત થઈએ ત્યારે પૂરી મુક્તિ લાગે. પ્રશ્નકર્તા ત્યારે હળવા હળવાશ હળવાશ શાની હળવાશ તો અમારે થઈ ગયેલી છે પણ હજુ આટલો બોજો રહેલો છે અંદરનું સુધરે તો બહારનું સાધુ પણ ચાલે આવા અમારે ગરમકોટ પહેરીને કયા પ્રદેશ જવું પડ્યું ને નહીં તો એ અમે અત્યારે કંઈ લાવીએ નહીં ગરમ કોર્ટ અમે પહેરીએ. નહિ અને અમારે સેના હારુ આ તોફાન જોઈએ અમારે તો સાધુ જે કપડું કપડે અમને જ્ઞાન થયું તે કપડાં

એટલે કોર્ટ પહેરવાનો શું વાંધો દાદાજી દાદા શ્રી કહે હવે પણ કોર્ટ તો ગરમ છે એ પ્રશ્ન કરતા પણ શિયાળો આવે તો ગરમ જોઈએ ને દાદાશ્રી નાનપણમાં ગરમ બરમ બધું પહેરવું પછી સાદું થઈ થઈ ગયેલું પ્રશ્ન કરતાં સાધુ તો સારું દાદાજી પણ ઠંડી આવે તો એ ઠંડીમાં તો ગરમ હોય એવું તો કંઈક જોઈએ ને દાદાશ્રી ઠંડીનું તો હું પહેરતો જ નહીં કઈ ગરમ હોય કે ટાઢું હોય અમારે તો સાદુ fresh જોઈએ પ્રશ્ન કરતા હા સાધુ બરાબર છે દાદા શ્રી આ તો આ foreign માં જવાનું થયું તેથી બધા કહે કહે કરે કે અને પાછું પાટલુન પહેલી મે કહ્યું અલ્યા

અને બધા બેઠા હોય તે સરસ કપડાં પહેરીને બધા બેઠા હોય અને ઉપરથી તે કંઈ જોડ ઉડી કે તેવું અમારે તો કશો વાંધો નહીં. તમારે શું બે એ બગડી જવાનું બગડેલું જ છે ને પહેલા ને મહી તેલ ગરમી થી બચવા પઠાર. Australian Under world february ની અગિયાર મી તારીખે australia અને sydneyaustralia, sydney, Canberra અને Canberra નજીકના વિસ્તારોમાં પારોસુડતાલીસ degree એ પહોચ્યો અને તે પહેલા january માં thermometer નો પારો ચુમાંબાલીશ degree celsius પહોચી ગયો ક્યારે પ્રજા સીતેર વર્ષમાં પહેલીવાર ભયંકર heat wave નું અનુભવ કર્હયું શેકી નાખ તી ગરમીને કારણે અનેક લોકો dehydration ના શિકાર બની ગયા. બીમાર પડી કેટલાક લોકો hospital ભેગા અસહ્ય ગરમીને લીધે કેટલાક તેમને જાન જંગલોમાં ઠેક ઠેકાણે દાવાનળ પણ ફાટી નીકળી આખું અસહ્ય ગરમીના ખપ્પર માં સપડાવું ત્યારે ત્યારે કુબેર. પીડી ના કૂટ ટચૂકડું ગામ અપવાદરૂપે બચી ગયું આ ગામ ના ઓગણીસો સુડ ઓગણીસ સોળ લોકો માટે જાણે કે કશીક નવાજૂની બની જતી open air. ભઠી માં શેકાવા ને તેમને વારો ના આવ્યો. કેમકે સાવ પોત પોતાના underground સુરક્ષીત હતા જ્યાં thermometer પારો હમેશા ચોવીસ celsius ના સરેરાશ level સ્થિર સહેર ના ઉતેરે વિરાણ પ્રદેશ માં કુબેરપેડી આવેલું છે કીમતી પથ્થરોના ખાણકામ નો બહુ મોટો ધંધો અહી વશે વશે થયો ચાલુ છે ઇસવીસન પહેલી ઓગણીસો દસ માં પહેલી વખત ઉવલ પ્રકારના મૂલ્યવાન પથ્થર અહી મળી આવે ત્યારે europe america ના કેટલાક લોકો વાહન માં વશેના સુરેલ તરેફ ના શક્યા એટલા કીમતી પથ્થરો ભેગા કરીને અમુક જના સ્વદેશ પાછા આસપાસ જે નદી નાળા ન હતા શેકી નાખે તેવા તાપ પડતો હતો ગાશ નું તણખું ક્યાય જોવા ન મળતું હતું અને બે ટંકનો ખોરાક શોધવા ફાફા પડતા હોય એ જાતના ભયંકર પ્રદેશમાં કાયમ માટે રહેવુંઅશ્ય્ક્યા હતું આમ છતા કેટલાક સાહસિકો ત્યાં વધુ પથ્થરો અસ્ત્ગત કરવા. ખાધ્યેર ઉપાય અને લાબે ગાળે હમેશા માટે વસી પણ ગયા વિરાન ભૂમિ પર પાકા મકાનો બાંધી ને કુબેર પેડી નુ ગામ તેમને વસાવ્યું આજે કુબેર પેડી ગામ ભૂમિ પર નહિ ભુઘર્બ માં છે

dining room અને kitchen પણ ખરું સપાટી પરના ભુગર્બ માં ફીટ કરેલો filter વાળો પંખો તાજી હવાને અંદર ખેંચી છે જયારે વશી હવા બીજા ભુંગળામાટે બાહર નીકળી જાય છે. december શરૂ કરીને january સુધી દક્ષિણ ગુજરાત માં ઉનાળો વધુ આવેલો હોય છે તાપમાન એકતાલીસ celsius થી તેતાલીસ celsius આસપાસ જળવાઈ લુ રહે છે કુબ્બેર પડી રેગીસ્તાન પ્રદેશ વચ્ચોવચ વસેલું.

પીડી ના લોકોએ પોતાના ઘર જમીન બાંધ્યા બહાર ગમે તેટલી ગરમી હોય પણ ઘરમાં સરેરાશચોવીસ celcius conditional એક તાપમાન જળવાયેલું રહે underground આ વર્ષે એક તકલીફ છે છત માં બારી જેવા બે ત્રણ કાચ બેસાડ તા છતા જજો પ્રકાશ મળતો નથી એટલે એક એટલે દિવસે પણ બચી ચાલુ રાખવી પડે છે. દિવસ હોય કે રાત ભુગર્બ પેડી ના લોકો માટે બે સરખા નીચે રજૂ કરેલા ઉત્સવના ફોટા સાથે રસપ્રદ ઘટના ઘટના લગભગ પોણા બસો વર્ષ પહેલાં એક મોટી સમગ્ર ગુજરાતમાં પહાડી પ્રદેશમાં જંગલ ના બધા ડાંગી રાજાઓ એકઠા કરી તેને અમુક ચીજો બદલી સની. તો સીલબંધ ગુણો તેમને સમળ અમલ મુક્યો માત્ર સ્પર્શ વડે કટગુણ તેમને પસંદ કરવાની હતી અને ભેટ તરીકે રાખી લેવાની હતી વારા ફરતી ગુલાબી જોતા દરેક આદિવાસી રાજાને ખ્યાલ આવ્યો કે પહલી ગુણ. નોકરી માટે હતી બીજા લાખ વર્ષો પહેલાં મુંબઈ અને કરાચી દિલ્હી વચ્ચે મુખ્યત્વે તાક્ભાલે હેરફેર માટે પ્રવાસ ખેડ કરતો ટચુકડો વિમાનમાર્ગ અહેમદાબાદ ખાતે stop લેતા હતા અહીં તેમનું એ જમાનાની દેશી પદ્ધતિ refilling પણ કરવામાં આવ્યું હતું. કઈ બે air lines સ્તરે મુંબઈ, અમદાવાદ કરાચી અને મુંબઈ અમદાવાદ દિલ્હીની train service વર્ષો થી રેડિયો. radio નો શોખ ધરાવતા શ્રોતાઓ માટે આકાશવાણી અમદાવાદ એવી ઘોષણા સંન્યા રીતે radio station જેવીતે શહેર

ગુજરાતમાં સ્થપાયેલ પ્રથમ railway station અમદાવાદ કે વડોદરા કે પછી TWO IN ONE તરીકે બેનુ સહીયાર હતા ત્રીજું થોકબંધ ચલણી સિક્કા જણાતું

તેને પસંદગી આપી માટે તેને અંગ્રેજો તરફથી દર વર્ષે સલિયાના તરીકે અમુક રકમ મળતી રહેશે. ઇસવીસન બરશો ની આસપાસ રાજા ભીમદેવ અરસા દરમિયાન કેટલાક સિદ્ધિઓ પહેલીવાર ગુજરાતમાં ગુજરાતમાં વસ્યા દેખા તરત જુદા તરી આવતા સુરત, ભરૂચ અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. પોતાના બાદશાહ તરીકે ઓળખાવે છે આફ્રિકી સંગીતઓના. અને કેટલાક આદિવાસી રીતરિવાજો. નો વારસો તેમને હજી જાળવી રાખ્યું છે ગુજરાત દરેક મંદિર નું નામ અપોઅપ કે ત્યાં વર્ષો પહેલાં ભજન કીર્તન માટેત્રણસો વાર દબાવતા પાનસો ગાયિકાઓ તેમની પૂજરાણી હતી યાત્રા ભક્ત મંડળ. મુંડન કરો ટેટોન One-Hundred જેટલા ભાઈબંધીની પવિત્ર અલ બરુની તેમના પ્રવાસ વર્ણનમાં લખી છે. સોને ગેર આરબોએ સિંધ જીત્યા પછી આરબ દક્ષિણ ગુજરાત પ્રદેશ સાથે પ્રદેશ ગુજરાત કેવાતો ન હતો પ્રચલિત ભાષા સંસ્કૃત હોવા છતાં. તે ભાષા માં ગુજરાત શબદ ન હતો આ પ્રદેશને લગતી જાણકારી આરોપ સોદાગરો મારફતે ઔરવસ્થામાં પહોંચે.

પ્રદેશ ભોજ માટે ગૂર્જર પ્લસ ગુજરાત ઉત્તર વ્યાપારી સંબંધો વધારે સૌદાગર સ્ટેશન Nine-Hundred સુડ શબ્દ અપને ત્યાં ફેલાવી દીધો પણ તેનું સ્વરૂપ ગુજરાતને બદલેં ગુજરાત. સૌથી મોટું નેરોગેજ રેલવે નેટવર્ક વડોદરા નું હતું અને હજી છે તેનું કેન્દ્ર જાતિપલી ફિડર line અઢારશો તોતેર મિયાગામ સુધી સમભાવા માં આવી હતી

એસટી બસો ચાલીશ થી પચાસ કિલોમીટર ની average speed અંતર કાપે તો એરોગેજ સરેરાસ પ્રવાસ એકવીસ કિલોમીટર થી વધુ ખર્ચ લાભ બેસતો ના હોવા ના લીધે બેહજાર ના વર્ષ સુધી લગભગત્રણસો કિલોમીટર ટ્રેક નાબૂદ કરવામાં આવી. આમ છતાં બાકી રહેતા સાતસો તેવીશ કિલોમીટરના પ્રતાપે રેલવે સંકુલ આજે પણ ગુજરાતનું મોટામાં મોટું નેરોગેજ network ધરાવે છે. જયશંકર ભોજક જે નાટક અભિનય કર્યું સંબંધ ગુજરાતી ભજન કરતો ગણા એટલે કે નાટકમાં જયશંકરને વ્યક્તિ વિશેષ તરીકે જુદા તારવવા માટે. લોકો તેમને જયશંકર સુંદરીને નામે ઓળખતા થાય આ કલાકાર રંગમંચ પર સ્ત્રીઓનો રોલ બજાવતા એક આનંદ પણ ખરો જેમાં રોટી મુઝે ફિલ્મોની જેમ નાટકોમાં પણ clear ક્યારે acting ન કરતી એટલે કે પુરુષ કલાકારો સ્ત્રીવેશ ભૂમિકા અદા કરતા હતા અને તે બાબત જ્ય શંકર જેવું નતુ સલિયાના નાબૂદ કર્યા ત્યારે ગુજરાતના કાર્યક્રમના પાચ રાજાઓએ, નવ નાયક political ટેન્શન હોવાનું જણાવી પાછા કથા ચાલુ રાખી ગુજરાત સરકાર હાર્દ લગભગ રૂપિયા પંદર lakh જેટલી રકમ દાડી રાજા તથા નાયકો. ને આપે છે કાઠીગુડો કામ સર્ગ્રામકરે ત્યારે બે અને તેવા એકમ ને લગભગ મળી જાય

કુંભજ સ્થાને અને કાઠીયાવાડ તેમ વર્ષો પેલા સંખ્યાબદ ઘોડા સાથે નાદ્બી વહાણ પશ્ચિમ તટે ખરાબે ચડી અને કેટલાક અંશો કિનારે પહોંચે અરબીઓના ટેકાથીગુદા બહુત જાતો દેખાય છે. નિષ્ણાતોને ગુજરાત લગભગ સો સો કિલોમીટર લાંબા દરિયા કિનારે ઘણા બધા સ્થળોનું સર્વેક્ષણ કરી જેમાં તેમને કંડલા હજીરા પીપાવાવ. ઓખા વગેરે આવરી લીધા અલંગ્વારમાં કાઢું આ દસ જણા કારણકેભરતી થતા ઓટ વખતે બે સાપતી વચે ખાસો ટકરાવ રહે છે વિસર્જન કેન્દ્ર માટે અલંગ ડુંગેર વડે આવતું જહાજતેનું કહેલું સપથ ખેડે છે દુર થી તો સક્યા એટલા વેગ કાતા તરેફ ધસે છે પ્રવેગ માં જો જોડેઠીક સાથે કિનારા પર કાઢી ને ડાંગ દરબા તરીકે જનો તમે કોચિંગ ના બહાને ગોજો અઢાંરશો તેતાલીસ દરબાર ભરવા ની તથા મુળ તો એટલા માટે સારું કરી ડાંગ ની પરિસ્થિતિ અંગે રાષ્ટીય મહત્વ ની એવી બધી જાણકારી તેમાં મળી જાય પણ ઓગણીસો બે થી સરું કરી ને અમલદારો માં અહવા માં કાયમી ધોરણ વસવા માટે તે પછી અંગ્રેજો એમાટે ડાંગ દરબાર માં મહત્વ લ જેટલું પણ ના રહ્યું છતાં દર વર્ષે ઘોળીને ત્રણ દિવસો દરમિયાન દરબાર નિયમિત યોજાતોરે ઇન્દીરા ગાંધી તેમની ગદી રાજમાતાના ભાગરૂપે ઓગણીસો બોતેર માં રાજા મહારાજાઓને સલ્યાના નાબુદ કર્યો ત્યારે સરકારે

તમે IT ની દીઓ કોઈ દી અમને યાદ નથી કરતાં ફોન બોન તો કરતાં રીઓ અમને અમારે જ કરવાના હોય, હા ભાઈ હવે એમા હું હોય બીજુ. ફોન તો કરવો પડે હું હવે હા આ જૂજે ભાઈ IT ની જિંદગી બહુ ખરાબ છે હદ બાર યાર એટલે IT માં સે હું IT માં ટેમ ના મળે.

હા તો બીજું હું થાય information technology થાય ને યાર મિત્ર યાર હા ready ready હા ready આય ભણવા તો ગયા હોય ને કોઈ દિવસ ના ભાઈ ના અમે તો અભણ માણસ અંગૂઠા છાપ. Agriculture નો meaning હું થાય એ અમને સમજાવો agriculture એટલે agriculture ને આમ થોડુ હાલે agriculture એટલે agriculture યાર કેમ એટલે એનું full form ના આવે લ્યા. નહીં યાર એનું કોઈ short name થતું હસે તો એજી, એજી,

બોલ સુ હ યાર ચેવી રીતે બેસવું

બીજું બોલ તો ઠીક આપડે બીના ક્યારે જાઉં કાકા filding કરવા ગયા તા હે filding કરવા ગયા તા એતો મોનવું પડે આપણે આઠસો રૂપિયા એમનામ એતો funding કરવો હેનું વીમા નું ખાવાનું funding થોડું કરવાંનુ હોય direct આ માંડવાનું હોય કરવા. મેંદી હાથે ચાલુ થાય ભાઈ ના યાર હું કે તામર નોરા ઈ નઈ હમણાં રાષ્ટ્રીય રકસા ની સ્પર્ધા હતી ખબર ને? પેલી યુવાની હા આજ ના યુવાનો વિશે ભાઈ speech હતી આહાહા સુ યાર જબરી માજા આવી ગઈ યાર હું વાત કરે યાર ઈ પછી આ ઇના ની સ્પર્ધા નો record જોયો. પચાસ minute માં એજ ને ના એ નઈ છપ્પન નાઈચોપ્પન કાડછપ્પન minute નો હતો record ના યારપચાસ minute ગિરનાર નો હા હશે કોણ હતું એ . એ નામ તો ખબર નાઈ યુક્તિ ના નો હતો હા હું જબરૂ કેવાય. અરે video જોયો મેં આહાહા અરે એ બી એક છોકરો જ હતો ને તો જ તે વિડિઓ જોયો છોકરી નો જોયો ને. નાઈ ને આપડે એવું જોતા જ નથી ને આયખું ના બગાડાય એમાં એતો મને ખબર છે તું કેટલા ટકા બેટા આયખું બગાડે એવો આપડે આપડા ગામ માં તું મીના જોવા હાટુ જોવા ચડ્યો કે છોકરીઓ જોવા હાટુ ચડ્યો નઈ નઈ છોકરીઓ થોડી જોવાય હા હા આજુબાજુના ગાર માં રાયખી જ છે એટલે અહીંયા ગર લે મારી આજુબાજુના ગર માં હેને? કોરો પટ્ટ હા કોરો પટ્ટ જેવો હામે કોરો પટ્ટ છે હા કોણ સોની સોની કોણ હોની, ગાર ની હમે હતી એ રઇ ના એ નઈ અમે નઈ ઓળખતા એને ક્યાંથી ક્યાં કેવડું થાય એ ખબર કે પાછળ એક ખેડૂત હે. બધા અહીંયા કોરા પટ્ટ લાગે દેખાય ખરા અમારે ગરે ક્યાં છે વાંદરો અંદર અરે બોલાવો ને phone કરીને એવું હોય ના ભાઈ આપડે એવું કારકમ નઈ કરતા. ટી તો હમણાં ટી તો હમણાં collage કારાગામાં ની ક્યાં ગરજ એજ ને collage હવે આપડે, હ મલ એની હરે હુ વાતો કરતો પ્રિતમીયો,

એ એ એવું ના હોય ઓંય તામાર જેવા આવું કેમ કરો આવું કોમ કરો ના ભાઈ આ topic change કરો topic change કરો આવું હાલે આવું આવું. તું આઈ ટી કરે ને આઈ ટી અને computer department હું change હોય એવો હા આઈ અને computer department અલગ અલગ હોય. ITinformatioon technology નું short formshort nam થાય computer computer engineer મારે નથ પૂછ્યું તો તો હું જાણવું IT વિશે બે માં આવે હું બે માં અલગ પડે CSE means hardware and software બે મિક્સ વસ્તુ છે. અને IT means એટલે deep માં અચ્છા only software ને આમ બે આવે એમ ને, અચ્છા કેતા રેજો અમને થોડું જ્ઞાન દેતા રેજો ભણવાના અરે સુ યાર અભણ માણસ તમે યાર એગ્રી વાળા ટકાવારી વાળા અમે બધા self finance માં લેવા વાડા admission અમને હું ખબર પડે મારા ભાઈ.

ના ના તમે મૂકી દીધું તું ભાઈ કેમ મૂકી દીધું તુંએટલે મેં તમને કીધું તું કે b pharm ની try કરો તમારો b pharm માં ગારો આવી ગયો છે એવું હોય હા. એજ તો વાત છે અહીંયા થી માની ગયો તમારી ગલતી હોય એ નઈ તો.

એ અમારે અમારે ક્યાં વાઢુ રેવાનું રયો ને ભાઈ અમને ક્યાં પ્રસન્ન નથ તમે વાંઢા રયો તો વાહ ભાઈ વાહ તમને થોડા પ્રસન્ન હોય પ્રસન્ન અમારે જ છે ને. તને યાદ આપડે બંને same જેવા ચપ્પલ લીધા હતા હું આઠ number ના તું નૌ number ના હા ખાલી પગ ની size અલગ હતી ચપ્પલ તો સરખા જ હતા હો. હું ગરે લઈને ગયો તો મને હું કે ખબર કે હવે ચપ્પલ તો same લાયવા હવે એક વસ્તુ એ કે બે જુડવા બેનો નું ગોતીયે તો હારું ભાગ મળી જાય. મળી જાય તો હું લેશો તો હંધું ભાઈ હંધું ભાઈ હંધું ભાઈ બની જાઉં બીજું હું હોય હા ક્યાં ગામ ના

ભાઈ થોડા પૈસા તો કમાઈ લે પછી કોઈક હમે થી આવશે બાકી આપડે હમે થી જવું પડશે નઈ પૈસા કમાવા ક્યાંથી કમાવા જ પૈસા હમે થી ગમેતે આવી જાય પૈસા નાઈ હોય તો ગામેહે જાહો તો નાઈ આવે. ઇમ નઈ એમ કે મારે પૈસા ક્યાં ઉપર લાઈન જવા પણ ઈ બધા ઈ બધા ને ખબર કે નીચે હોય ત્યાર સુધી બધા ને કામ આવે જ છે પણ ઉપર ગયા પછી જ કામ નઈ આવતા પણ નીચે જાઓ એતો વાત છે આ બધા હમજતા જ નથી પૈસા વગર ક્યાં કઈ થાય જ છે હમ પૈસા દેય હમણાં બધું complete હાથ માં જ છે આપડા. તેર તેર વરસના હે બે આપડે બે બાવીસ તેવીશ વરસ હમ હમ તો પછી આપડે પૈસા નું important છે તો પછી તારે પૈસા ની જરૂર પડે પૈસા તો કમાવા જ છે ગમેએમ કરીને જોવો તમે. bike લેવા જાય પૈસા માંગે headphone લેવા જાય પૈસા માંગે mobile લેવા જાય પૈસા માંગે girlfriend લેવા જાય પૈસા માંગે લાવ ના ભાઈ girlfriend લેવાની ના હોય બનાવાય જ છે એના માટે પટાવી પડે ભાઈ. એ પૈસા હોય તો પટાવે ને એ વાત નાઈ મતલબ કે કોઈ આપણને, ગાડી ના પેટ્રોલ જેવી જ છે વપરાતી જ જતી હોય છે નાખવી જ પડે જ્યાં હુધી પૈસા ના હોય ત્યાં સુધી કઈ કરાય નઈ હનુમાનું બેઠુ રેવાય હમ શું કે તમારા રસાપીર પરિવારે કેમ એતો બૌ નામ ની વાતો માં હોય ને થોડું જ્ઞાન તમે બ દયો. પરિવાર માં અમે ક્યાં આવીએ તમે જ આવો થોડું જ્ઞાન દો અમને યુવાનો ને નાઈ હમણાં collage હેને થેલેસેમિયા નો report કરવાનો હતો હમ એના માટે injection માર્ટા હતા બધા એને જે હોય ખેંચે ને, તમારી હાથી નો એક હતો તમારા classmate નઈ નઈ બીજો હતો એતો બઉ બીતો હતો ધ્રુજવા માંડે આખો. તે તામર તો પેન્ટ પીળું થઇ ગયું હશે ને ના ભાઈ ના સાહેબ મને કે આને હાચવ થોડો અને ફાય ઉભોરે બોલ પછી સાહેબ અને એના પછી મારો વારો આયવો સાહેબ. કે આ રીતના છોકરા અને યુવાનો બગડી ગયા ફોને લોજ ground એ જ દોડવા જાય એ માણહ આમ હે ના ભાઈ ના હું તો રોઝે જાઉં. તામર નક્કી છે ભાઈ સાહેબ નું કૌ સાહેબ ની પેટ બાર નીકળેલું છે એનું હું કારસો સાહેબ ને સાહેબ નું જોવાનું આપડે આપડું જોવાનું તો સાહેબ ને કઈ સલાહ બ ના દેવાય ને ના એ આપડા કામ નુ નઈ. સાહેબ હું કે તમારી વૈન દેખાવી જોઈએ આખી હાથ મા હું દેખવીં જોઈએ વૈન નસ નસ તમારી નસ એટલી બોડી ફિટ હોવી જોઈએ હમ તમારે દેખાય એ હા હા ચોખી દેખાય જો. મારે હંમણાં કેવું six pack ની તૈયારી હાલે આપડે ક્યાં body body બનાવી તારે હૈ તારે કાલે સવારે પાંચ વાગે જઈએ ને બે હરે જઈએ તમે તો ય ચાર વાગે નિકડી જાઓ પાંચ વાગે આવજો ને આપડે બંન્ને હરે જઈએ. ના ભાઈ ના ચાર વાગે નીકળી જઈએ ને તો એક કલ્લાક વાધારે મળે હમજાય મારે વેલુ કરવું જોઈએ એક કલ્લાક હ કલ વાત તો કલ વેલો phone કરું તમને કઈ દેડવા હા હા definitely definetly call કરો મને. જાય ય જિમ માં હું કે તમે હમ બીજું હું હોય ના મારે થોડું જિમ માં થોડો late જાઉં એમ મારે થોડી ક્યારેક ક્યારેક હ હું વેલોજાઉં એમ હરે જઈએ ને. તમને શોખ છે મને એટલો બધો નથી એમ શોખ તો હોય જ ને એમ ક્યાં મારે તો સુ હોય આપડે તો ન હાટુ થોડું કરવું પડે ના ભાઈ ના body body આમ હરખું લાગે આમ. માલ બાલ પટાયો ના ભાઈ ના એવું કઈ હોય હા છોકરીઓ પટાવા હાટુ જ તમે જિમ માં જાઓ ભાઈ ના ભાઈ ના હવે હા હા. હવે ચાર વાગે કોની જિમ ખુલ્લી હોય એતો કે ખુલ્લી હોય એને ખબર હોય આપડે હુંખબર હોય ના ભાઈ ના હું ફાંકા મારે બેઠા બેઠા. એમ હુએ તમને એમ કવ હવારેપાંચ વાગે કોઈની જિમ ના ખુલે છ વાગે જિમ ખુલે હમ આપડે બે હટ્ટ હરખાઈને જ છીએ તમે ચાર વાગે કી તો મારે પાંચ વાગ્યા નું નો કેઉં પડે મારા ભાઈ, કેવું જ પડે ને હ હમ અને તમે ક્યારે જિમ એ ગયા છેલ્લી વાર ક્યારે ગયા તા તમાર નસો દેખાવા ભાઈ તમારી નસો દેખાવા મંડી, જિમ માં time નથ મળતો જવાનો એમ હમ એમ કરીને collage એ છૂટીને હમ ground એ જવાનું હોય હમ પછી રમવા,

સેટેલઇત હા ના સેટેલાઇતે હોય તે હું એમ લઈને બસ બસ રેવાદેને મુકવાનું રેવાદેને થોડું ના ભાઈ ના હાચુ કૌ ground એ volleyball રમતા તા ને આમ આકાશ માં જોયું ને, એમ લાઇ લાઇ light અન line line હતી આમ અન એ બીજા senior હતા ને એને પૂછ્યું satellite હશે five g ની five g આયો હે ને નવું. એ નીચે હશે અત્યારે તમારા ગરે તો full speed આવતી હશે ને satellite ના ભાઈ ના અમે તો ફોરજી વાળા હજુફાઇવજી તો હજુ દૂર ની વાત છે હ, આઈ જાઓ તમને એક આકાશ નું વર્ણન કરું હામ્ભળ જો આ આયખું બન્દ કરી દઈએ generally હાલો કરી દીધી imagination માં જાઓ તમે જો એમ બોલું એમ કરવાનું. પછ કેતા નઈ હે feel કરો સીધો હું બોલું ને એ બધું feel કરો આયખો બંદ કરીદયો હ કરી હવે કયરી છે અચ્છા તો ધીમે થી બાર કાડો. હમ હમ પછી પાછો બાર કાડો હવે normal થઇ જાઓ હવે હું તમને જો વર્ણન કરું એક વાદળી colour નો આખો આ કાચ છે વિચારો ઉહ છે છે. પછી બધી બાજુ આમ થોડું થોડું કિનારીઓ પર થોડો થોડો આમ કેસરી colour જેવું આમ આછો colour હોય ને કેસરી આમ border type માં છે છે આકાશ માં પંખીઓ ઊડે હે.

હમ જોયેલી જોયી જોયી હાલા તા મળી આવ બીજું હું હા ભાઈ બીજું હું એમ હવે જો મડશે લા તૈયારી હાલે.

તેથી તમે શું લખી શકો? કે ભૈ તેથી zero બરાબર m one r one હવે m one એટલે hydrogen નું દળ h દળ m એકમ હવે આના બરાબર આપડે m one લઈ લીધુ છે અને આના બરાબર આપડે m two લઈ લીધુ છે ready તો m one બરાબર આ m છે okay one બરાબર કેટલા છે minus xi cap છે તો minus આયા લઈ લયે અને xi cap okay very good plus m two એટલે કેટલા છે તો કે કે m two એટલે પાંત્રિસ point પાંચ m છે અને r two એટલે એક point સત્યાવીસ minus xi cap છેદ માં શું આવી જશે તો કે બેય ના દળ નો સરવાળો એટલે m વત્તા પાંત્રિસ point પાંચ m ખ્યાલ આવ્યો

પછી આ પાંત્રિસ point પાંચ વત્તા એક એટલે છત્રીસ point પાંચ થાઈ પણ હામે ગુણાકાર માં ચોકડી ગુણાકાર કરશુ એટલે zero હારે ગુણાકાર માં આવે એટલે ઈ zero થઈ ગ્યું બરાબર ફટાફટ કરું છુ તેથી zero equals to ખાસ ધ્યાન આપજો આ આવડી ગ્યું હોં આ સામે ચોકડી ગુણાકાર માં ઉડી ગ્યું એટલે આયા થઇ જશે minus xi cap plus હવે આ ગુણાકાર કરવો પડશે ને પાંત્રિસ point પાંચ ગુણ્યાં એક point સત્યાવીસ કરવા નું જલ્દી ફટાફટ પાંત્રિસ point પાંચ ગુણ્યાં એક point સત્યાવીસ બરાબર પિસ્તાલીસ point zero આઠ છે એટલે પિસ્તાલીસ point એક લખી નાખું છુ બરાબર પિસ્તાલીસ point એક પાછું કાઈ છે નઈ દળ બળ દળ તો ઉડી ગ્યું હેને એટલે એ કઈ આવશે નઈ ખાલી approx જ સંખ્યા આવશે પછી plus minus minus પાંત્રિસ point પાંચ x i cap equals to zero થઇ ગ્યું હવે તમને ખબર છે આ minus વાળા પદ છે એને હામે લઇ લયે અને આયા x જો આયા x આયા પણ x i cap i cap એટલે બેય નો સરવાળો નો થાઈ minus minus આનો પણ સરવાળો કરવાનો છત્રીસ point પાંચ આ બાજુ હોઈ તો plus છાત્રીસ પૉઇન્ટ પાંચ x equal to પિસ્તાલીસ point એક હવે આયા i cap લખેલું છે okay હવે આ સતિશ ના સ્વરૂપ માં લખ્યું છે આ i cap બદલે સતીસ ના સ્વરૂપ માં લખ્યું છે

એકમ શું છે કે તો કે angstrong બરાબર અહીંયા કાઉંસ માં લખવા નું માત્ર મૂલ્ય આ શું છે માત્ર મૂલ્ય કારણ કે અપડે અહીંયા જો minus x નથી લખયો કારણકે માત્ર મૂલ્ય છે okay ખાલી h ગોતવાનો છે